આ એક દુકાન નું ચિત્ર છે ડાબી બાજુ એક ટેબલ ઉપર લેપટોપ દેખાય છે.

દરવાજોની પાછળ આપણને સ્કૂટર દેખાય છે અને બીજી બાજુ ઝાડ પણ દેખાય છે.

ચિત્રમાં એક રીક્ષા ઉભી છે વચ્ચે તેના આગળ બે વ્યક્તિ ઉભા છે વ્યક્તિના ડાબી બાજુ એક બીજો વ્યક્તિ છે જે કોઈ દરવાજા પાસે ઉભો છે.

આ ચિત્રમાં એક દુકાન દેખાય છે જેમાં જુદી જુદી પ્રકારના નાસ્તા મૂક્યા છે.

લારીવાળો પણ ઉભો છે ત્યાં અને બધી સ્ટ્રીટ લાઈટ ચાલુ છે.

આ દ્રશ્ય એક લાઇબ્રેરી નું છે અહીંયા ટેબલ લાકડાના બન્યા છે અને ખુરશીઓ મૂકી છે જે સફેદ રંગની છે.

દ્રશ્ય એક પીઝાની દુકાનનો છે જેનું નામ પીઝાઓય્લો છે અને તે સફેદ રંગના લાઈટ થી લખવામાં આવ્યું છે.

આ દ્રશ્યમાં એક બાજુ બિલ્ડીંગ દેખાય છે જેનો પીળા રંગની દીવાલ છે અને બીજી બાજુ બહુ બધી ગાડીઓ દેખાઈ રહી છે.

જેના અંદર રેતી અને નાના મોટા લીલા ઘાસ પાન ઊગ્યા છે ગુફાની બહાર એક પથ્થર મૂકવામાં આવ્યો છે.

ડાબી બાજુ નાના નાના ઝાડ પાન છે જેના પર ગુલાબી રંગના ફૂલ અને સફેદ રંગના ફૂલ પણ દેખાય છે.

આ દ્રશ્ય એક દુકાનની અંદરનો દ્રશ્ય છે તેમાં બે ગ્રાહક અને બે કર્મચારી દેખાઈ રહ્યા છે.

અને તેના ચિત્ર પણ બનાવ્યા છે જમણી બાજુ નીચે એક લાલ રંગનો સ્કૂટર પણ છે અને પાછળ બિલ્ડીંગ દેખાય છે.

દ્રશ્યમાં એક ખાલી મેદાન દેખાઈ રહ્યો છે તેની આજુબાજુ ફેન્સ છે અને ફેન્સ માં એક દરવાજો છે જે બંધ છે.

ની પાછળ બિલ્ડીંગ દેખાઈ રહી છે જે સફેદ રંગની છે અને તેના ઉપર લાલ રંગનો પરૂફ પણ દેખાઈ રહ્યો છે.

દરેક પર છ પાખો છે આ મશીન ની પાછળ સાયકલ દેખાય છે.

તેની આજુબાજુ ઊચા પથ્થરો છે જેના પર લીલા ઝાડ પન ઉગ્યા છે.

એની આજુબાજુ દરિયો છે અને દૂર સુરજ પણ દેખાઈ રહ્યો છે આકાશમાં વાદળા પણ છવાયેલા દેખાયેલા જ છે.

અને તેની આંખની અંદર થોડા પીળા અને કાળા રંગની છે આજુબાજુ લીધું ઘાસ દેખાય છે.

ને આજુબાજુ નારિયેળીના ઝાડ છે અને નીચે નાના છોડવાઓ ઉગ્યા છે જેના ઉપર ફૂલ પણ લાગ્યા છે.

બાજુમાં એક રસ્તો છે જેના પર થોડાક વ્યક્તિ ચાલી રહ્યા છે આગળ બે કાળા રંગના શર્ટ પહેરેલા વ્યક્તિ દેખાય છે.

આ દ્રશ્યમાં એક ટેમ્પો જોવા મળે છે ટેમ્પાની ઉપર એક કાળા રંગની પાઇપ છે.

એના અંદર બારીઓ લાગી છે નીચે અને તેના બહાર એક ખાલી મેદાન છે જેમાં સુખી માટી અને રેતી છે.

જેમાં એક વ્યક્તિ મારમ્મતનું કામ કરી રહ્યો છે વ્યક્તિની બાજુમાં એક રૂમાલ પણ પડ્યો છે.

ગાડી ના અંદર આગળની બાજુ એક પીળા રંગનું રમકડું પણ દેખિયા રહ્યું છે.

વચ્ચે એક દરવાજો છે જે દરવાજાની ફ્રેમ ગુલાબી રંગની છે દરવાજાની આજુબાજુ નાના જાડપાન છે જેના પર ફુલ પણ લાગ્યા છે.

આકાશમાં વાદળ છવાયેલા છે અને દૂર એક ડુંગર દેખાવામાં આવે છે.

બગીચાની પાછળ અનેક બિલ્ડીંગો દેખાય છે અને આ બગીચાની બાજુમાં ઝાડ પણ દેખાવામાં આવે છે તેમાંથી એક ઝાડ નારિયેળીનું છે.